આ ચિત્રમાં એક કાળી પ્લેટ માં વિવિધ પ્રકારના સ્ટાર્સ ગોઠવેલા દેખાય છે.

આમાં છત છે અને નીચેના ભાગમાં અલગ અલગ રંગના પાર્ટીશન કરવામાં આવ્યો છે જેમ કે વાદળી લીલો પીળો નારંગી લાલ.

પુરુષે લાલ રંગનું સ્વેટર અને સફેદ પેન્ટ પહેર્યું છે જ્યારે બાળકી એ ટી-શર્ટ શોર્ટ પહેર્યા છે.

ઓરડામાં એક લાકડાની બારી છે અને તેની નીચે એક નાનું ટેબલ અને કેટલી ખુરસીઓ ગોઠવેલી છે.

સંબંવગત કોઈ લગ્ન કે મોટા પ્રસંગ માટે જાહેર કરવામાં આવ્યો છે.

પ્રવેશદ્વારને સુંદર રીતે શણગાવામાં આવ્યો છે જેમા ફૂલો કાપડ અને લાઇટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એની પાછળની તરફ મોટી કરીને બેઠેલી છે અને તેની સામે એક વિશાળ તળાવ અથવા સરોવર દેખાય છે.

છત પર ઉભા છે જે સૂચવે છે કે તેઓ બાંધકામ પ્રગતિઓમાં સામેલ છે છત પર લોખંડના સળિયા છે.

છત પર લીલા રંગના લોખંડના બીમ નુ માળખું દેખાય છે અને લાકડાના પાટીયા પણ દેખાય છે.

દુકાન ના દરવાજા પર ફૂલોના હારથી શણગાર કરવામાં આવ્યો છે જે સૂચવે છે કે કદાચ દુકાન નવી ખુલી હોય છે.

જ્યાં વિવિધ પ્રકારની બંગડીઓ ઘરેણાંઓ અન્ય એક્સેસરીઝ વેચાઈ રહી છે.

સ્ટોલ પર પંદર રૂપિયા લખેલા બોર્ડ દેખાય છે જે કદાચ વસ્તુઓની કિંમત દર્શાવે છે.

એમાં એક પીળો જે_સી_બી દેખાય છે જે ખોદકામ અથવા જમીનને સમળતલ કરવાનું કામ કરી રહ્યું છે હોય તેવું લાગે છે.

સંભવ એક અથવા હોલ તેમાં કામ કમાન દરવાજો અને ઇટના દીવાલો દેખાય છે.